sir હું અહિયાંથી જ વાત કરી રહ્યો છું.

તો મને તમે જણાઈ શકો છો? હું પેલા તમને સમજાવી શકું છુ કે મારે એક મકાન છે, જે one BHK છે ચોર્યાસી વારનું મકાન છે. એમાં છ વર્ષની loan include કરેલી છે. ચાલે જ છે મતલબ. હા તો હવે એ loan પતવાનો સમય હજી વર્ષ બે વર્ષ જેવો છે. એટલે મારે total amount છે. બે લાખ રૂપિયા બરોબર છે. હવે મારે એક નવું મકાન purchase કરવું છે. તો મને જણાઈ શકો છો કે હું કઈ રીતના મકાન purchase કરી શકું?

sir actually માં સતર લાખનું મકાન છે એમાં દસ ટકા પૈસા ભરવા પડે છે તો એમાં દોઢ લાખ કે બે લાખ રૂપિયા જેવા મારા જોડે પડ્યા છે. તો હું ભરવા તૈયાર પણ છું. પણ મારી એવી idea છે કે જે મારું મકાન ઉપર જે જેના મકાન ઉપર મારી loan ચાલે છે એ મકાન ઉપરથી હું clear કર દઉં મારી loan. પછી મારે જે બીજું મકાન છે બરોબર છે? એમાં હું બે લાખ રૂપિયા ભરી દઉ Deposit બરોબર? જે પછી મારું જે પેલું મકાન હતું એ મારી loan complete થઇ ગઈ છે બરોબર છે હવે હું એ મકાન ઉપર ટકા પચીસ કે પચાસ ટકા loan લેવા માગું છું. જે મારા જોડે પડ્યું જ purchase કરેલું છે પેલેથી. એ મકાનની વાત કરું છુ એ મકાન ઉપરથી હું પચાસ ટકા payment લઈને આમાં ભરવા માગું છું. નવા મકાન ઉપર અને નવા મકાન ઉપરથી બી પચાસ ટકા loan include કરી શકું છું બરોબર છે? તો બે એ મકાન લેવા છે મારે એક મકાન લેવું છે તો એક મકાન મારું clear થઇ જાય તો એનાં ઉપર પછી હું પચાસ ટકા લઉં. અને પછી હું પચાસ ટકા આ બંનેમાં લઉં પછી મારું મારી ગાડી મતલબ complete ચાલુ રે છે. એમાં કોઈ વાંધો આવી શકશે નહિ ને?

મારી hobbies છે કે મારી family જોડે હું time પસાર કરવા માગું છું. બરોબર છે? time spare કરવા માગું છું.

હા કારણ કે actually માં મારા પાછળ કે આગળ પાછળ માનો કે guideline વાળું કોઈ હતું નહિ મારી પાસે જે પણ કઈ પણ ભૂલ પણ થઇ છે મારી life માં કઈ પણ હું આગળ વધ્યો છુ એ મેં બધું મારી રીતે જ management કર્યું છે. બરોબર છે? sir સાહેબ મને કોઈ એ સંસ્કાએ આપ્યા નથી કોઈએ મને guideline આપ્યા નથી. હું મારી જાતે જ બધું કરું છું. હમ હમ મારું schedule બતાવવા જણાવવા માગું છું કે હું રોજીંદા હું રોજ સવારે ઉઠીને પેલા ભગવાનને પ્રાથના કરું છું. આંખ ખોલ્યા પેલા મારા અતિથીને યાદ કરું છું. એનાં પછી મારા father નો photo પ્રણામ આપું છુ એમને. પછી હું સૌથી પેલા ઉઠીને ચા પીવું છુ brush કર્યા વગર. હમ પછી હું સવારે ઉઠીને થોડી પંદર વીસ minute થોડી exercise કરું છું. પછી meditation કરું છું દસ minute. પછી મેં brush કરું છું. breakfast માં મારો include નાસ્તો રોજીંદા હોય જ છે દૂધમાં પડેલી ખજુર, કેળા. protein x powder કરું છું. પાણીમાં ઉબેલા ચણા. એ પછી હું મારું સ્નાન કરી લઉં છું. સ્નાન કર્યા પછી હું મારા ઘરે માતાજીનું મંદિર છે એમાં મંદિરે હું અગરબતી દીવાબતી કરું છું. એટલે કે છું ભક્તિ માં time આપું છું. એનાં પછી હું એકદમ અડધો કલાક મારા માટે time લઉં છું તૈયાર થવા માટે. પછી હું complete ready થયા પછી accessory પહેરું છું. sir મારા જોડે એક normal small જવેરી છે. જે છે એક watch છે એક hand કડું છે. અને એક chain છે. અને એક

હા એનાં પછી હું મારું એક job છે. job જાઉં છું. આઠ કલાક આપું છું job માં. job પત્યા પછી હું આવીને સીધો ફરીથી દીવાબત્તી કરું છું. પછી gym માં જાઉં છું. gym માં આયા પછી હું night નું dinner mother મમ્મી જોડે કરું છું. અને પછી બપોરનું lunch માર હું staff ના એમ employee જોડે હોય છે. જે અમે લોકો friend સાથે બેસીને જમીએ છીએ. હ tiffin લઇ જઉં છું job ઉપર. વધાર પડતું gravy વાળું શાક sweet માં ગોળ અને બસ બસ રોટલી અને શાક જ ખાવાનું વધાર પસંદ કરું છું. દાળ ભાત rice બીકે એ નથી ખાતો હું. દસ પંદર જેવી રોટલી હોય છે અને શાક હોય છે.

અમારે રોજીંદામાં રવિવારે sunday માં અમારે દાલ ઢોકળી જ બને છે.

હમ હમ હમ હમ બઉ સરસ છે sir હા એક્દમ બઉ ખરાબ આવે છે અને હવે પેલા જેવા શાક શબ્જી છે નહી. એક injection મારીયે તો મોટું થઇ જાય છે. એટલે અત્યારની generation પ્રમાણે તમારા વિચારો બઉ સારા છે કે તમને આ બધું ફાવે છે. તમે long time સુધી

હમ હમ સંધ્યા time છે ને એટલે ચાલે. હમ હમ હમ હમ બરોબર

હા હું સમજી ગયો છું sir જે પણ તમે જે પૈસા તમે include કર્યા છે game માં free fire માં હું માફી ચાહું છુ કે તમે જેમ બને એમ જલ્દી તમારી id કોક ને purchase કરવા આપી દો છો તો બઉ સારું રેસે તમારા જે પૈસા હતા એનાં અડધા કે પંચોતેર ટકા પૈસા તમારા પૈસા પાછા આવી જશે.

તો sir આપડે કોઈક બીજા area માં કોક બીજા એવા સારા માણસને પકડી શકાય છે. જેમ કે insta છે. english book છે. તમે કોઈ પણ જગ્યા એ advertise આપી શકો છો કે મારી જોડે આ રીતના id છે અને મારે sales માં મુકવી છે share કરવી છે. મળે મળે બઉ સારું કેવાય sir મારી આશા છે કે જેમ બને free fire ની id વેચાઈ જાય. ના. actually માં મને કોઈ free fire કે pubg માં મેં ખોટો time waste કર્યો નથી. મેં જણાવ્યું તુ sir કે મારી ઉમર છે અત્યારે પચીસ running છે અને after સાત month પછી મારી ઉમર છવ્વીસ થઇ જશે. ના ના. sir મેં થોડોક time waste શેમાં આપી દીધો છે કે મારા friend circle માં મારા friend circle માં કોઈ પણ જાતની help જોઈતી હોય છે financially તો મેં બઉ બધી મદદ કરી છે લોકોને financially માં. અને એમને પૈસા લીધા પછી મારા જોડે કોઈ સબંધ રાખ્યા છે નહી અને પછી મેં બધા પૈસા મેં ભરેલા છે. અને એટલે ત્યારે start realise થયું કે નહી? આપડા જોડે કોઈ કામમાં નથી આવતું આગળ જતા. સમય બઉ ખરાબ છે આપડે જ બધું કામ કરવું પડે છે. બરોબર છે? friend બ્રેન્ડ બધા નામ ના હોય છે. જેટલું બનીએ એટલું દુર રહીએ એટલુ સારું છે. અને આપડા relative કે cousin છે કે આપણા આપણા જોડે રહીએ એટલું બઉ સારું છે. એટલી જિંદગી જીવવાની બઉ સારી મજા આવે. એ હર એક વસ્તુમાં guideline આપી શકે છે. એ આપણને બધી રીતે ઓળખી શકે છે કે આપણે કયો stage લેવો કયો stage ના લેવાય. આપણે કયા level માં રેવું જોઈએ એ બધું શીખવા મળે છે. જે આપણા લોકો હોય. પછી life માં આગળ વધવા માટે બે એ લોકો guideline આપે છે કે sir તમે આ કરશો આ નહી કરી શકો. કારણ કે એ આપણને full રીતે ઓળખતા હોય છે કે હા આ આ આટલા સુધી જ જઈ શકશે. હમ હર એક એમાં કેવું છે કે હર એક એક દોસ્તને એક વસ્તુ હોય છે કે મારે તમારી જોડે એક આશા છે કે મારી આ આશા જ્યાં સુધી પૂરી નહી થાય ત્યાં સુધી હું બીજું નહી કઈ શકું. દોસ્ત friend circle માં બધાને એક આશા જ હોય છે આશા વગર મિત્રતા રાખે એને સાચી મિત્રતા કેવાય છે. હા. અત્યારના જમાનામાં obviously sir ભૂલ બઉ hard પડી જાય છે. main મારા ઘરમાં family માં વધાર રાખું છું. હમ હમ actually માં એવું છે કે friend circle તો lifetime સુધી છે કે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આપણને જોવા મળી જ જશે બરોબર? કોઈ પણ જગ્યા એ પણ નથી લગતી. બરોબર છે? અને એમાં અત્યાર તો મહોબ્બત એ એવી વાત છે sir બરોબર thank you ઉલ્લેખ થયો છે. so much thank you sir ઓહ અત્યારના generation માં sir પૈસા કમાવા બઉ સહેલી વસ્તુ છે. કેમ કે પેહલાના જમાનામાં આટલી બધી આટલું બધું આપણા જોડે હતું નહીં પછી

હમ હા સાંભળ્યું છે મેં. બડા કોઈ ધર્મ નહી હોતા. sir બઉ સાચી વાત છે. બઉ સરસ છે.

એને થોડો trust ઓછો આવશે. હમ બઉ સારો હોવો જોઈએ મહત્વ હોવો જોઈએ.

હહ બઉ સારી વાત છે અને આપણે બધાને જીવન જરૂરિયાતમાં સારા કામમાં આવે છે.

હમ હ બસ sir એવું જ છે. life કારણ કે ગમે તેટલું કરો. other કોઈ પણ હોઈ શકે sir મને જણાવી શકો છો કે તમે કઈ branded પસંદ કરો છો? જે તમારી એકદમ close અને favourite હોય એમ. સારું હહ

અત્યારે હાલમાં તમારા જોડે જે જે brand છે એની વાત મને જણાવી શકો છો?

હમ બરોબર છે. અરે wow

actually માં sir હું મને કપડામાં બઉ શોખ છે. તો કપડામાં મેં એક printer add કરીને એક બે purchase કરેલા છે. એનાં choose પડ્યા છે મારા જોડે. Hitler ની ઘડિયાળ છે મારા જોડે. watch છે Hitler ની. એક watch છે મારા જોડે અને મારા જોડે ચાર shoes પડ્યા છે. બે BATA ના છે. Nike ના છે. એક j j Nike ના છે. એ હું gym માં જાઉં છુ ત્યારે પેરુ છું. એક મારા જોડે formal shoes પડ્યા છે. BATA ના

મને વધાર પડતી કપડામાં જે એક જ brand ગમે છે જે મારી dream dream brand છે એનું નામ છે hm એની મને accessory પણ બઉ ગમે છે jewellery બી મને બઉ ગમે છે. હા આમ sober ચાલે છે. were માણસ લે છે, બધા purchase નથી કરી શકતા. હમ આપડા અમદાવાદ એનો show room છે. બાકી બરોડા, સુરત ક્યાંય એનો show room છે નહી. હા sir તમારો અવાજ clear નથી આવતો. હું માફી ચાહું છું કે તમારો અવાજ clear આવે. ના. sir વધાર પડતો અવાજ આવે છે. અચ્છા ok no problem હું પણ adjust કરી લઈશ. અમદાવાદમાં માહિતીમાં છે કે અત્યારે અમદાવાદમાં thirty first માં છે river front માં એટલું બઉ જ બઉ જ એટલે એટલું બધું હમ બાકી છે પાંજરા પોળ છે. લાલ દરવાજા છે. અમ atal bridge બનાવવામાં આવ્યો છે. અત્યારે હાલ મોદી સાહેબે બધું સારું કામ છે. હા બઉ સરસ છે. તમને પણ time મળે તો એક વખત આવી જજો. અને family સાથે જઈએ તો બઉ જ અનેરો આનંદ આવે છે. મજા આવે છે. ઘણી બધી એવી બધી અમદાવાદમાં વસ્તુઓ છે કે જેનાથી આપનું મન હળવું થાય અને family ના લોકો જોડે બી time spand કરી શકીએ. હા actually માં આપણે અમદાવાદમાં તો બધી ગણી બધી cars છે. acctully માં નિકોલ એક એવો aera છે કે જે લોકો જે તમારા સિંધુ ભવન છે sg road છે કે ISKCON છે એ બધાના builder development છે ન એ બધા નિકોલમાં set થયેલા છે. ના ના sir માફી ચાહું છું. મારી વાત સાંભળો sir કે નિકોલ માં એવું છે કે બધા builder lobby ના line વાળા છે અને નિકોલમાં બધી property બધી high task property છે.

રેવાનું પસંદ કરે છે actually માં નિકોલની આગળ તમે જાઓ એટલે forty nine વાળો highway આવી જાય છે કે જે જેનું પછી property લેવાનું પસંદ કરે છે અને plus અમારે ત્યાં property નો ભાવ હર વર્ષે દસ ટકા વધે છે. ત્રણસો પાંસઠ દિવસમાં દસ ટકા વધે છે. જેમ કે આજે મેં પાંચ લાખ રૂપિયાનું મકાન લીધું. પાંચ લાખના દસ ટકા ગણીએ તો પચીસ પચાસ હજાર જેવું બેસે છે. તો હર દર વર્ષે પચાસ હજાર improve થાય છે એ property ના ભાવમાં અને એટલે future નું future નો plan પણ બઉ સારો છે. બધી રીતે area પણ સારો છે. એકદમ ચોખ્ખો રાખે છે. લોકોનું રેવાનું પણ બઉ સારું હોય છે.

તો એનો બીજો ભાગ છે નિકોલ જે નિકોલમાં તમને છે.

actully માં અમદાવાદની first seat બી ત્યાંથી update થાય છે. બધી collage બોલેજ વગરે વગરે બધું ત્યાં જ છે. શું આ actually માં બરોડાથી કે ગણ બધા out state થી બધા લોકો ફરવા આવે છે. તો મને જાણકારી છે એ વાતની કે એ લોકો કેવા હોય છે લોક નું બોલવાનું ચાલવાનું કેવું હોય છે?

હા sir મને સમજાઈ ગયું છે કે તમે કેવા type માણસ તમને ગમે છે. પણ actually માં એ રીતના બનવા માટે થોડુંક આપણે self employee વધારવી પડે. આપણી self respect વધારવી પડે. એનાં માટે ની જગાડવા પડે એનાં માટે તમારે તમારી થોડી body language થોડી સારી સુધારવી પડે. તમારા શબ્દો સુધારવા પડે. એના માટે તમારે બોલવાની speech સારી હોવી જોઈએ. કંઈક એવું બોલતા હોય તો બીજા બે માણસને વાગેની એનો આપણો અવાજ અને એકદમ કોમળ રીતે એને આપણે suggest કરી શકીએ.

આ sir actually માં હોય છે એવા માણસો જેને આપડે આપડે એને નથી પસંદ કરી શકતા. તો એના જોડે ઓછું બોલવા માંગીએ કે પછી એના જોડે વાર્તાલાપ ઓછી કરીએ અને જેમ બને એમ એનાથી થોડું દુર રહીએ તો સારું છે.

હમ sir મારે જણાવું તું કે તમને એક વાતની જાણકારી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરતી છે. computer operator છે છે plumber છે electric છે એની જે છેલ્લી તારીખ આપેલી છે. સત્યાવીસ બાર બે હજાર બાવીસ આપેલી છે અને લાયકાત માંગે છે. દસ pass અને iti માંગે છે. તો તમારી મારી એવી આશા છે કે તમને કોઈ રસ હોય તો તમે ત્યાં form ભરી શકો છો.

sir તમને tattoo માં interest છે? tattoo માં

ના sir. તમારું dream છે બરોબર જ છે. પણ બહુ આમ બહુ થઈને કે કે એટલું બધુ આપણા કુદરતી શરીરને એટલું બધુ ભી ના ચીતરીએ કે કોઈ આપણને જોઇને જ એમ કે આને શું કર્યું છે?

તમને ખબર છે કે સૌથી કઠિન કાર્ય કયું છે? મને જાણવામાં આવ્યું છે કે આપણા જે normal જે young star છે એ લોકોને પાપા કો ગલે લગાના ઇસ સંસાર કા સબસે કઠિન કાર્ય હૈ. હા એવો થોડો થોડો ગણો ડર રાખવો પડે પાપાને થોડો ગણો ડર હમ જાદુની જપ્પી કેવાય એને આપડી ભાષામાં. પણ આપડા જન્મદિવસના દિવસે કે પાપાના જન્મદિવસના દિવસે આપણે એમને hug કરી શકીએ છીએ.

બે હાજર અઠાર માં અકસ્મિત રીતે સફળ થયેલા રિસર્ચના સમાચાર બ્રિટિશ સંશોધકોની ટુકડીને અમેરિકાના દક્ષીણની રાજય ન્યુયોર્ક માં મેક્ષિકો માં પગલા ની છાપ મળી આવી જે ત્યાંના ખારાપાટ પર અંકે દસ હાજર થી પંદર હજાર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો એક સમય તે જમીનનું તળિયું હતું ઊંડી foot print જેના પર મુદ્રિત થાય એવી તે નરમ હતી પોચી માટી નો ઘર નક્કર બન્યો હતો અમેરિકા નો છત્રીશ મો રાજ્ય બનેલું ન્યુ મેક્સિકો કેટલાક અંશે તેગીસ્થાની તેમજ લગભગ સુખી આબોહવા વાળો પ્રદેશ માટે તે કુદરતી ધોવાણ અને નવરસ નવરચના ખાસ થાય નહીં એક દોઢ મિલેનિયમ સુધી પગલાની છાપ જળવાયું જળવાઈ તે કારણ હતું સંશોધકોએ જોયું તેમ છાપ ગ્રાઉન્ડ શ્લોક સ્લોત અને મનુષ્ય બે અલગ પ્રકારના સજીવોની હતી. વિસ્વાસ સૌથી નિષ્ક્રિય પ્રાણી ગણાતું વર્તમાન સ્લોત ભર્યા જંગલમાં એકાદ વૃક્ષની ડાળે કોડિયાની જેમ લટકી રહીને જ આખો જીવન વિતાવ્યો પછી મરી જાય અને જીવડા બેક્ટેરિયા તેના મેદાને કોરી ખાય ત્યાર પછી તેનો હાડપિંજર પણ એ જ સ્થિતિમાં હોય છે વર્તમાન સ્લોથના આડી સગા ground સ્લોથ હતા. આવાસ બાંધો રીતપાત વગેરેના મામલે બેની વચ્ચે જરાય સામે રહી ભુજ્ય ground સ્લોથે હજારો વર્ષ નિર્ભય હતા ના પર્યાવરણમાં વિતાવ્ય કોઈ શિકારી પ્રાણી નો ખતરો ન હતો આશરે તેર હજાર વર્ષ પહેલાં થયું એવું કે મનુષ્ય આફ્રિકાના ઉદ્ભવ પામ્યા બાદ ઉત્તર ઉત્તર આગળ વધીને એશિયાના છેક પૂર્વ આંટા સુધી પહોંચ્યા અને ત્યાંથી બેરિંગની સમુદ્રધુની ના માર્ગે તે ઉત્તર અમેરિકામાં પ્રવેશ્યો સામુદ્રધુની આમ તો હાલના નકશા પ્રમાણે બેતાલીશ કિલોમીટર પોળી પણ તેર હાજર વર્ષ પહેલાનો અર્થ નાના હેમ યુગનો હોવાને લીધે પગપાળા પ્રવાસ શક્ય બને

આ રીતે જાજરમાન ને સ્લોચ ને છનછેડ વાનું પ્રાણ ગાતક નીવડી શકે છતાં તે જોખમ ખેડવામાં આવ્યો હતો મનુષ્ય પાસે હથિયારો માંતો માત્ર ઓજારો જેવા પ્રાથમિક હતો. આ પ્રકાર નો ખતરો કેમ વ્યોરી લેવાતો હતો દેખીતી રીતે એ હેતુસર શક્તિમાન જાણે ગ્રાન્ટનો શિકાર કરવાનું આવો જુગારી દાવ ખેલ્યા વિના શક્ય ન બને વિરોધાભાસ જોકે અહીં તરત જ નજરે ચડી આવે છે એક મનુષ્ય તેની જોડે અને બીજા મનુષ્યને ખોરાક મળી રહે અને ભૂખ્યા ન મળવું પડે એટલે હદની પર ગજુતા દાખવે છે બિલકુલ એ જ વાત ઓગ્નીશો પન્ચ્યાવાન માં જિનેટિક્સ ના બ્રિટીશ નેશનલ જે બી હાલ્ડે ને કહેલ પરંતુ અહીંના પ્રસ્તૃત લેખ હજુ તેનો અચળ પ્રેત પૂરો પાડવાનો બાકી છે એક પાશ્વાદી ભૂમિકા તે પહેલા જરૂરી છે ગુજરાતના ખોળે દરેક સજીવનો અસ્તિત્વ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આસપાસના બીજા ઘણા સજીવો જોડે સંકળાયેલો હતો જે નૈતરોક વેબ ઓફ લાઈફ કહે છે આમાં કેટલાક સંબંધો પરસ્પરિક સ્પર્ધાના નહીં પણ સહકાર ના છે

એક જીવે માટે બીજાએ મરવાનું આતો જીવ વિજ્ઞાન માટે હંમેશા મૂંઝવણનો તેમ જ અભ્યાસનો વિષય રહ્યો છે આજે પણ છે સ્વાભાવિક વાત લેખાય કેમ કે ઉદરતાની પણ મર્યાદા હોય છે મનુષ્ય કે મનુષ્યને સજીવ પારકા ના હિતમાં ઘણું બધું કરી છૂટે પરંતુ દિલની ઉદારતા પોતાના જીવનની બલિદાન આપી દેવા સુધીની હોય એ તો માનીજ ન શકાય તેવું પગલું છે દરિયાઓ દિલવાળા પરોપકારી સજીવોના મનમાં ડોકાવાનો જરા મોકૂફ રાખી પહેલા તો એ સજીવોનો અભ્યાસ કરનાર ચાલ્સ ડોવીનને દિલતા પૂર્ણ મનોદશા વર્ણવ તો સરસ મુદ્દો જોઈએ લેખના વિષય જોડે

ખાલા પાગોશ ટાપુ સમૂહનો પ્રવાસ કર્યા બાદ તરત કાઢી નાખ્યો વર્ષ અઢારસો પાંત્રીશ નું જ હતું સિદ્ધાંત લગતું the origin of species નામનો જે પુસ્તક તેને લખ્યું એ જે એ જીકો લાંબો સમય હસ્ત સ્વરૂપે જ પડી રહ્યું ડાર્વિન પોતાનું લખાણ અનેકવાર તપાસે ચુક્યો હતો ઉત્ક્રાંત લગભગ દરેક પાસે તેને દરેક વખતે સતત લાગ્યો તો પણ છાપકામ માટે હસ્તપ્રત મોકલતા તેનો જીવ ચાલતો ન હતો study વગર સાજ અટકે તેમ સાવ મામુલી વાત ડાર્વિનના આખા સિદ્ધાંતને break લાગે

એ પહેલા તેઓ મૃત્યુ પામે સરવારે કમજોર જીન્સ વાળા સજીવોનો નાશ થાય અને ધરતી પર માત્ર સારા જીન્સ ધરાવતા સજીવો જ વસે ઉત્ક્રાંતિમાં તેઓ પેઢી દર પેઢી વધુ સશક્ત સ્ફુર્તીલા તથા સમજદાર બને એક નાની અમથી વાત સમજવામાં ડાર્વિનનું સશક્ત મગજ પૂરી સ્પુરતી દેખાડી શકતું ન હતું ડાર્વિને જોયું

વગેરે શોધવામાં તલ્લીન હોય એ સમય એક જ ખિસકોલીને જો ગરુડ સકરો બાજ શિયાળ કે લોંકડી જેવું શિકારી પ્રાણી પંખી આવતું દેખાય તે તરત ચીસાચીશ કરી તે દરેક બીજી ખિસકોલીને ચેતવણી આપી દે છે શિકારી ને સૌ પહેલા જોનાર ખિસકોલી જ પણ હોય પરંતુ તે પોતાની ફરજ બજાવ્યા વગર રહે નહીં. આ જાતનો વર્તન survival of the fitest ના સૂત્ર ને અનુરૂપ ગણાય નહિ શિકારીને જોયા પછી ખિસકોલી ચીશાચીશ દ્વારા પોતાની હાજરી થતી કરી દેવાને બદલે

પરંતુ તેને અવાજ કર્યા બાદ થાય એવું કે શિકારીએ તેને ન ભાળી હોય તો પણ હવે તરત જુએ બલ્કે તેના પર સાવ ડાર્ક પૂર્વક હુમલો કર્યો અને ચેતવણી આપનાર ખિસકોલીના પક્ષે તે મોટો ગેરફાયદો સરવારે કદાચ જીવલેણ બને ડાર્વિન મુંજાઓ એ વાતે કે જોખમ પ્રત્યે હંમેશા ખબરદાર રહેતી ખિસકોલી ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ survival માટે એક એકદમ ફીટ ગણાય છતાં એ પોતાનો સ્વાર્થ ન જોતી હોવા બદલ સાવન unfit હતી આ વર્તણૂકનો મેળ તેના સિદ્ધાંત જોડે ખાતો ન હતો. પરિણામે સવા બે દાયકા સુધી તે ગઢમથલ કરતો રહ્યો સિધ્ધાંત ખોટો ઠરે એ બીકે અ the origin of species નામનું પુસ્તક તેને છપાવ્યું નહીં આખરે અઢારસો અઠાવન માં બીજા અંગ્રેજ સંશોધક આલ્ફ્રેડ વોલેષે એ લગભગ એ જ પ્રકારનો સિદ્ધાંત રજૂ કર્યો એટલે કે ડાર્વિનનો જીવ તાળવે ચોટ્યો અને પોતાની હસ્તપ્રદ તરત છાપકામ માટે આપી દીધી ઉત્ક્રાંતિ વાત પ્રણેતા છેવટે એ જ કહેવાયો વોલેશ નહિ ઠીક છે પરંતુ ચાર્જ ડાર્વિન જેનો સંતોષકારક ખુલાસો છેવટે લગીન શોધી ન શક્યો તે સવાલનો શું સજેશનથી કારોબાર હંમેશા મરો યા